ક્ટર્ટલ ના પરિચય પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે આ ટ્યુટોરીયલ માં હું તમને ક્ટર્ટલ સાથે શરૂઆત કરવા માટેની બેઝિક્સ વિષે પરિચય કરાવીશ
આ ટ્યુટોરીયલ માં આપણે આ વિષે શીખીશું ક્ટર્ટલ વિન્ડો એડિટર કેનવાસ મેનુ બાર ટુલબાર આપણે આ વિષે પણ શીખીશું ટર્ટલ ખસેડવું લીટીઓ દોરવું અને દિશાઓ બદલવું
ટ્રાયેંગલ દોરો
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 1204 અને ક્ટર્ટલ આવૃત્તિ 081 બીટા નો ઉપયોગ કરી રહી છું
ક્ટર્ટલ શું છે
ક્ટર્ટલ મૂળભૂત પ્રોગ્રામિંગ શીખવા માટે ફ્રી ટુલ છે
આ કમ્પ્યુટર સહાયક ઇન્ટરેક્ટિવ અભ્યાસ માટે ઉપયોગી છે
ક્ટર્ટલ ડાઉનલોડ માટે httpedukdeorgkturtle ઉપર ઉપલબ્ધ છે
ક્ટર્ટલ પ્રોગ્રામિંગને સરળ અને સુલભ બનાવે છે
બાળકોને ગણિતનું બેઝિક્સ શીખવવા માટે મદદ કરે છે
કમાન્ડનું અનુવાદ પ્રોગ્રામરની બોલાતી ભાષામાં કરે છે
કમાન્ડનું દ્રશ્યો માં અનુવાદ કરે છે
આપણે ક્ટર્ટલ સિનેપ્ટિક પેકેજ મેનેજર ની મદદથી સંસ્થાપિત કરી શકીએ છીએ
સિનેપ્ટિક પેકેજ મેનેજર ઉપર વધુ માહિતી માટે httpspoken tutorialorg વેબસાઈટ ઉપર ઉબુન્ટુ લિનક્સ ટ્યુટોરિયલ્સ નો સંદર્ભ લો
ચાલો નવી ક્ટર્ટલ એપ્લિકેશન ખોલીએ
દશ હોમ ઉપર ક્લિક કરો
સર્ચ બારમાં ક્ટર્ટલ ટાઇપ કરો
અને ક્ટર્ટલ આઇકોન ઉપર ક્લિક કરો
એક લાક્ષણિક ક્ટર્ટલ વિંડો આ પ્રમાણે દેખાય છે
આ મેનુબર છે
ટોચ પર મેનુ બારમાં તમને આ મેનુ આઈટ્મ્સ મળશે ફાઇલ એડિટ કેન્વાસ રન ટૂલ્સ સેટિંગ્સ અને હેલ્પ વિકલ્પો
ટુલ બારમાં તમે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ક્રિયાઓ માટે જઈ શકો છો
એડિટર ડાબી બાજુ પર છે જ્યાં તમે ટર્ટલસ્ક્રિપ્ટ આદેશો ટાઈપ કરી શકો છો
એડિટરના મોટાભાગના ફ્ન્ક્શનો ફાઇલ અને એડિટ મેનુમાં મળશે
એડિટરમાં કોડ દાખલ કરવા માટેના ઘણા માર્ગો છે
સૌથી સરળ રસ્તો છે ઉદાહરણનો ઉપયોગ કરવું
ફાઇલ પર જાઓ એક્ઝામ્પલ્સ પસંદ કરો
અહીં હું ફ્લાવર પસંદ કરીશ
પસંદ કરેલ ઉદાહરણનો કોડ એડિટરમાં ખુલે છે
કોડ રન કરવા માટે મેનું બાર અથવા ટૂલ બાર માંથી રન બટન પર ક્લિક કરો
બીજી રીત છે એડિટરમાં સીધો તમારો કોડ ટાઇપ કરો
અથવા એડિટરમાં કેટલોક કોડ કોપી પેસ્ટ કરો ઉદાહરણ તરીકે અન્ય ક્ટર્ટલ ફાઇલોમાંથી કેનવાસ જમણી તરફ છે જ્યાં ટર્ટલ તમારા ડ્રોઇંગ બનાવે છે
કેનવાસ પર એડિટરમાંથી મળેલ આદેશો અનુસાર ટર્ટલ ડ્રોઈંગ દોરે છે
ટુલ બાર પર રન વિકલ્પ એડીટરમાં આદેશોનું એક્ઝિક્યુશન શરૂ કરે છે
તે એક્ઝીક્યુશન ઝડપની યાદી રજૂ કરે છે
ફુલ સ્પીડ ફુલ સ્પીડ સ્લો સ્લોવર સ્લોવેસ્ટ અને step by સ્ટેપ એબોર્ટ એન્ડ પૌસે વિકલ્પો તમને એકઝીક્યુશન બંધ અથવા અટકાવવા માટેની પરવાનગી આપે છે
હવે ચાલો આ કોડ રન કરીએ
ટર્ટલ કેનવાસ પર એક ફ્લાવર દોરે છે
જયારે તમે નવી ક્ટર્ટલ એપ્લિકેશન ખોલો છો ત્યારે ટર્ટલ મૂળભૂત રીતે કેનવાસના મધ્યમાં હોય છે
હવે ચાલો ટર્ટલ ખસેડીએ
ટર્ટલ ત્રણ પ્રકારથી ફરી શકે છે તે આગળ ખસી શકે છે
તે પાછળ ખસી શકે છે
તે ડાબી અથવા જમણી તરફ ફરી શકે છે
તે સ્ક્રીન પર તેની પોઝિશન પર સીધું પણ જઈ શકે છે
હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ જેથી તે સંભવતઃ થોડી અસ્પષ્ટ બની શકે છે
ચાલો એક સરળ ઉદાહરણ જોઈએ
એડિટરમાં નીચેના આદેશો ટાઇપ કરો160 રિસેટ ફોરવર્ડ 100 ટર્નરાઇટ 120 ફોરવર્ડ 100 ટર્નરાઇટ 120 ફોરવર્ડ 100 ટર્નરાઇટ 120 નોંધ લો કે કોડનો રંગ આપણે જેમ ટાઇપ કરીએ છીએ તેમ બદલાય છે
આ લક્ષણ હાઇલાઇટિંગ કહેવામાં આવે છે
કમાંડના વિવિધ પ્રકારો અલગ રીતે પ્રકાશિત થાય છે જે મોટા બ્લોકોને વાંચવા માટે સરળ બનાવે છે
હું હવે કોડ સમજાવીશ
રિસેટ કમાન્ડ ટર્ટલને મૂળભૂત પોઝિશન પર સુયોજિત કરે છે
ફોરવર્ડ 100 ટર્ટલને 100 પિક્સેલ્સ દ્વારા આગળ વધવા માટે કહે છે
ટર્નરાઇટ 120 ટર્ટલને 120 ડિગ્રી વિપરિત દિશામાં ફરવા માટે કહે છે
નોંધ લો કે આ બે કમાન્ડો એક ત્રિકોણ દોરવા માટે ત્રણ વાર પુનરાવર્તિત થાય છે
હવે ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ
હું સ્લો સ્ટેપ પસંદ કરીશ જેથી આપણે સમજી શકીએ કે કયા કમાંડ એકઝીક્યુટ થઇ રહ્યા છે
અહીં ત્રિકોણ દોરવામાં આવેલ છે
ચાલો બીજું ઉદાહરણ જોઈએ અને આપણું કેનવાસ કેવી રીતે સુંદર બનાવવું તે પણ શીખીએ
ચાલો રિપીટ કમાન્ડની મદદથી ત્રિકોણ દોરીએ
હું વર્તમાન પ્રોગ્રામ રદ કરીશ
સ્પષ્ટ વ્યુ માટે ચાલો પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીએ
તમારા એડિટર માં નીચેના કમાન્ડો ટાઇપ કરો રિસેટ કેન્વાસાઇઝ સ્પેસ 200200 કેન્વાસ્કોલર સ્પેસ 02550 પેનકલર સ્પેસ 00255 પેનવિડ્થ સ્પેસ 2 રિપીટ સ્પેસ 3 છગદિયા કૌશ અંદર ફોરવર્ડ 100 ટર્નલેફ્ટ 120 ચાલો હવે હું કોડ સમજાવું
રિસેટ કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત પોઝિશન પર સુયોજિત કરે છે
કેન્વાસાઇઝ 200200 કેનવાસની પહોળાઈ અને ઊંચાઈ 200 પિક્સેલ્સથી સુયોજિત કરે છે
કેન્વાસ્કોલર 02550 કેનવાસને લીલું બનાવે છે
02550 એ આરજીબી મિશ્રણ છે જ્યાં લીલા રંગની વેલ્યુ 255 થી સુયોજિત થયેલ છે અન્ય 0 થી સુયોજિત થયેલ છે
આ કેનવાસને રંગમાં લીલું બનાવે છે
પેનકલર 00255 પેનનો રંગ વાદળીથી સુયોજિત કરે છે
આરજીબી મિશ્રણ જ્યાં ભૂરા રંગની વેલ્યુ 255 થી સુયોજિત થયેલ છે
પેનવિડ્થ 2 પેનની પહોળાઇ ૨ પિક્સેલ્સથી સુયોજિત કરે છે
આ છગડીયા કૌંસ અંદર કમાન્ડો સ્પષ્ટ કરેલ નંબર દ્વારા પુનરાવર્તન કરે છે
અહીં ફોરવર્ડ 100 અને ટર્નલેફ્ટ 120 કમાન્ડો છગડીયા કૌંસ અંદર આવેલ છે
રિપીટ કમાન્ડ ૩ નંબર દ્વારા અનુસરવામાં આવે છે કારણ કે ત્રિકોણની 3 બાજુઓ છે
આ કમાન્ડ લૂપ માં 3 વખત રન થશે
ત્રિકોણની 3 બાજુઓ દોરવામાં આવેલ છે
ચાલો હવે કોડ રન કરીએ
હું પ્રોગ્રામના એકઝીક્યુશન માટે સ્લો વિકલ્પ પસંદ કરીશ
કેનવાસનો રંગ લીલો બની જાય છે અને ટર્ટલ એક ત્રિકોણ દોરે છે
હવે ફાઈલ સંગ્રહો
ફાઇલ મેનુ સવે એએસ પસંદ કરો
સવે એએસ સંવાદ બોક્સ દેખાય છે
હું ફાઈલ સંગ્રહવા માટે ડોક્યુમેન્ટ ફોલ્ડર પસંદ કરીશ
હું ટ્રાયેંગલ તરીકે ફાઇલ નામ ટાઇપ કરીશ અને સવે બટન પર ક્લિક કરીશ
નોંધ લો કે ફાઈલનું નામ ટોચની પેનલમાં દેખાય છે અને તે બધી ટર્ટલ ફાઇલો ની જેમ ડોટ ટર્ટલ ફાઇલ તરીકે સંગ્રહ કરવામાં આવેલ છે
આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા ક્ટર્ટલ નું એડિટર કેનવાસ મેનુબાર એન્ડ ટુલબાર ટર્ટલ ખસેડવું લીટીઓ દોરવું અને દિશાઓ બદલવું
ત્રિકોણ દોરવું
એસાઈનમેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે ચોરસ દોરો
આ કમાન્ડોની મદદથી ફોરવર્ડ બેકવર્ડ ટર્નલેફ્ટ ટર્નરાઇટ અને રિપીટ તમારી પસંદ પ્રમાણે બેકગ્રાઉન્ડ કલર પેનવિડ્થ અને પેનકલર સુયોજિત કરો
આરજીબી મિશ્રણની વેલ્યુઓ બદલો નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
httpspoken tutorialorgWhat ઇસ એ સ્પોકન ટ્યુટોરિયલ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર